અ ફોટોગ્રાફી માટેનો પોઝ આપી રહ્યા હોય તેવું દેખાય રહ્યું છે પાછળની સાઈડ --

અહ આ ફોટો કોઈ કેફે નો હોય તેવું દેખાઈ રહ્યું છે અહ કેફી ની અંદર સરસ મજાની ખુરશી અને ટેબલ પાથરેલા છે--

પાછડની સાઇડ આપડે જોઈએ તો દીવાલ ઉપર અલગ અલગ ભગવાનના ચિત્રો લગાવેલા છે.

સામેની સાઈડ એક કાચ લગાવેલો છે એ કાચ માં એક વ્યક્તિ દેખાય રહ્યો છે.

ને જીમ ની કસરત કરી રહ્યો તેવુ દેખાય રહ્યુ છે સાઇડ મા એક બારી પણ દેખાય રહી છે અને જીમ સરસ મજાનુ ઓર્ગેનાઇઝ કરેલુ છે સાધનો--

આ ફોટો કોઈ તળાવનો હોય તેવું લાગી રહ્યું છે તળાવમાં સરસ મજાનું પાણી છે બાજુની સાઈડ એક--

માટીને એવું બધું પડેલું છે અને એમાં બે વ્યક્તિ કામ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે અને બાજુની સાઈડ ગ્રીન ગ્રીન ઈફેક્ટ આપતા ઘણા બધા વૃક્ષો લગાવેલા--

અ મંડપ ડેકોરેશન કરેલા છે ઉપર અલગ અલગ પ્રકારની સરસ મજાની લાઈટિંગ કરેલી છે અને મેદાન ખુબજ ક્લીન અને સરસ મજાનું દેખાઈ રહ્યું છે.

આ ફોટો કોઈ ઓટોમોબાઇલ વર્કશોપ નો હોય તેવું દેખાઈ રહ્યું છે વર્કશોપ ની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી--

વાતાવરણ અને ગ્રાઉન્ડ પણ એકદમ ક્લીન દેખાઈ રહ્યુ--

ઉપરની સાઈડ સેન્ટ્રલ એ_સી અને અલગ અલગ પ્રકારની ઘણી બધી લાઈટ્સ લગાવેલી હોય--

આ એક ગામડાનો ફોટો હોય એવુ દેખાય રહ્યુ છે એની પાછળની સાઇડ આપડે સામેની સાઇડ જોઇએ તો એક જર્જરી--

ફોટા દીવાલ ઉપર લગાઇલા છે ફ્રેમ કરીને એક ચેર છે ચેર ઉપર બેસીને લોકો અલગ અલગ પ્રકારના ટેટુ બનાવે--

આ વહીકલ શોરૂમ ની અંદર અલગ અલગ ગાડીઓ પડેલી છે જમણી બાજુ બે ગાડી મૂકેલી છે તેવું દેખાય રહ્યું છે.

ત્રણ ટેન્ટ યાતો મકાન જેવું કંઈક બનાવેલું હોય તેવું જણાઈ રહ્યું છે.

અ વચ્ચેની સાઇડ દુકાનની અંદર ઘણી બધી પકોડીઓના પેકેટ પડ્યા હોય તેવુ દેખાય રહ્યુ છે બાર--

ફોટા ની અંદર સરસ મજાની ચાર કે પાંચ માળની બિલ્ડીંગ દેખાય રહી છે જે સફેદ કલર ની છે.

અ ગાર્ડન દેખાય રહ્યું છે એની આગળ સેજ રોડ જેવું દેખાય રહ્યું છે.

અને બંને સાઈડ અ ડિવાઈડર મા ગ્રીન ગ્રીન ઇફેક્ટ આપેલી હોય અને અ મોટા અ ઘાસ ઉગાડેલા હોય તેવુ દેખાય રહ્યું છે.

અને એના હાથમાં હેર ડ્રાયર છે અને પાછળની સાઈડ દિવાલ ઉપર એક એ_સી હોય તેવું દેખાય રહ્યું છે અને આજુબાજુમાં--

તો આ એક હોસ્પિટલ નો ફોટો હોય એવુ દેખાય રહ્યું છે હોસ્પિટલ ની બારની સાઇડ બે વ્યક્તિઓ ચાલતા આવી રહ્યા હોય--